coching coaching centre ખોલવું છે coaching centre meths પધાવાનું methemetics ભણવાનું

વડેરા gerenter છે

તમે તમે મુર્ખ છે તમે તમે loan ના કરી શકે બસ તમે તમે loan ના કરી શકે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

ક્યાં છે ભાવેશ તું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

કોમ્યુટર કોર્સ કરવા માટે તો અમદાવાદ સારું રેશે અહિયા કરતા તો

હા અમદાવાદ જતા રહીએ

પૈસા ની ચિંતા ના કર અહિયાં પૈસા તો ખુબ છે પાપા ની પાચ-છ ફેક્ટરી છે એક બે થીએટર છે પૈસા નુંતેન ટેન્સન નઈ લેવાનું એ તો મને ખબર છે કે તાર પાસે પૈસા ખુબ છે પણ તે કોમ્યુટર કોર્સ કરી લીધો છે કોમ્યુટર કોર્સ માં એક પેલો આવે છે તે ccc નામનો છે તે કોર્સ પતિ ગયો છે

મારે પણ આ સીખી ને ટેલી નો કોર્ષ કરવો હતો તો આપળે પાલનપુર માં કઈ જગ્યા સારી રેહશે એમ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 અમદાવાદ તો પેસા નથી એટલા મારે પાસે તો અને પછી મોન્ગું પડી જશે એના માટે હું કરતો નથી પાલન સોરી અમદાવાદ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 સારું તો પણ પાલનપુર માં તને ખબર છે કી એક બસ સ્ટેન્ડ ની અંદર સારી ટેલી કોર્ષ કરાવે છે એ કરાવે છે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 તારી ઊડ્ખાણ છે ત્યીયા પાલનપુર ના અંદર કોઈ સારી આમારો ઓળખાણ તો બધી જગ્યા એ તું તને પાલનપુર નયી શોપ ખોલી થે ને આ કોર્ષ નું કોમ્પુટર કોર્ષ કરાવે છે હા શું નામ છે એનું એનો નામ કઈ ભાવેશ દેસાઈ કોમ્પુટર કોર્ષ એવું નામ કરી ને છે એવો બધો ભાવેશ દેસાઈ કરીને એ તો મારું જ નામ મારા અંકલ ને ખોલવાની કેહતા હતા મારા નામ માટે

અમને ખોલ્યું એના માટે હું તને ફોન કર્યું હું દુકાન તારા નામ ની જેવી લાગે છે એટલે ફોન કરી પૂછી લઉં કે કઈ જગ્યા સારું રેહ યા મિત્ર મારે શું બધું આ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

જે આપતો મારે અમદાવાદ માં માં પણ છે computer classes માં અને અયીયા પણ છે તો તારે અયીયા કરું હોય અમદાવાદ જવાનું હોય તો અમદાવાદ કારણ કે અમદાવાદ ખુબ દુર પડી ને દુર પડી જાય છેને એટલા માટે હું અમદાવાદ જતો નથી એના માટે હું પલનપુર કે દેચેમ્બ્ર થી જવા માંગું છું અમદાવાદ માં મારે ફાય સ્ટાર અને સેવેન સ્ટાર હોટેલો છે અત્યારે ત્યાં રોકશો મારા હોટેલો માં બીજા બધા પેસા બધા ના આપજો હોટેલ આપડો જ છે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

એક છે બીપ ડીડી છે અને બીજું છે દીડીડી હોટેલ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

કોઈ વાતે નહી તો અમે અમે એજ છે હોટેલો કરી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 તો મને આપી દે થોડા ઘણા એ બે ને માટે હું પોસ્ટ કરી દઉં થોડા ઘણા ધંધા ચાલુ કરી દઉં હું તને કેટલા જોયીને ને બોલ ને થોડા એક બે લાખ ને જોયીયે છે વધાર નથી જોયીતું એક બે લાખ શું લઇ ને કરશે એના કરતા લઇ જાય એક બે કરોડ લઇ જાય અને ધંધો ચાલુ કરે એક બે ના કતા શું થાય પણ એટલા બધા લઇ જાય ને પછી પાછા કેવી રીતે આપવા તને બધા આટલા બધા પેસા તું તો પાછો ના આપશે તો ભી ચાલશે ટુ મારે મિત્ર છે તારા માટે બહુ એક બે કરોડ શું દસ વિશ કરોડ આપવા તૈયાર છું ન એ ઓન દ સ્પોટ હાલ આપી દઉં હાલ આપી દઉં રોકડા જોઉતા હોય તો રોકડા ના ના આતો ની જોતા કારણ કે આ વખત મને જરૂર નથી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 દેખો મેં મને બે જગ્યા વાત કરી છે એક અમદાવાદ માં અને પાલનપુર માં તને જે ઈચ્છા હોય ત્યાં તું બોલ તો તે કઈ જગ્યા નું કોર્ષ આ જાય જગ્યા કરવાનું વિચારુયું છે ટેલી નું કોર્ષ ટેલી હું તો તારી ઈચ્છા હોય તો પાલનપુર માં કર લિયો ટુ જ્યાં કરે ત્યાં મારે શું છે એકલો બનશું બીજું ખાતર નું જાઉં તો સારું રે તો આપળે પાલનપુર કરી લીયીયે જેવી ઈચ્છા પાલનપુર માં સારા કરતા હોય તો આપળે પાલનપુર માં કરી લીયીયે કેટલા મહીના નું થાય છે ટેલી નું કોર્ષ

હા અને cc કરી ને છે એ એક મહિના નું હોય છે એટલે એક મહિના માં પછી પતી જાય છે ને ccc નો કોર્ષ પતિ જાય છે ને આ ccc નું કોર્ષ મારે પતિ ગયું મારે તો હજી બન્ને કોર્ષ કરવાના બાકી છે બદ્ધ કેહ છે એના થી નોકરી સારી વહેલી મળી જાય છે અને વધુ કેહ છે કમ્પ્યુટર કોર્ષ હોવા જોયીયે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 મારે તો શું તમને ટેલી કરવું થું એટલા માટે કે મારે ધંધા માં business શામ્બડવા માટે ટેલી કરેલું હોય તો કમ્પ્યુટર માં હારું મને ભાવે અને એના માટે હું ટેલી નો કોર્ષ કરવા માંગું છું અને બીજું કોઈ મને રસ નહિ

ચિંતા મત કર તને નોકરી ભાઈ જે એ નહી ના મળે તો મને કેહ્જે હું છું જ ને તને નોકરી હું આપી દયીસ સારી માં સારી કઈ નોકરી જોવીયે અત્યારે જોયીતે હોય તો મારે પાલનપુર માં એક લેન છે કમ્પ્યુટર નું હા હા કઈ જગ્યા એટલે આ છોકરાઓ બીજા સીખવા આવતા હોય તો એને નેમ છે આપળે આબુ રોડ જયીયે ત્યાંજ આવી રેહ ત્યાં અલગ અલગ scientists ને બધા આવે છે scientists આવે છે સવાર ના અને એ છોકરાઓ આવે છે સીખવા માટે અને કમ્પ્યુટર તાય્પીંગ માટે ચાલુ છે ત્યાં ટેલી ના કોર્ષ ફિક્ષ કરાવતો એટલે તારે જો ઈચ્છા હોય તો ત્યાં તારે બસ ત્યાં સાડા પાંચ વાગે જયીને કોમ્પુટર ચાલુ કરવાના ને તારા સાંજે સાત વાગે કોમ્પુટર બંદ કરવાના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 ખાલી પંદર થી પચીસ હાજર આટલું એટલું બધું પગાર ખાલી કોમ્પુટર બંદ અને ચાલુ જ કરવાના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 સાંજે સાડા પાંચ વાગે એટલે કોમ્પુટર બંદ કરીને ને આવાના બરાબર ઓકે તો આ મારા હું કામ કરું છું પણ મને થોડું કોમ્પુટર ફાવતું નથી એના માટે હું બધા કોમ્પુટર ને બધા તને કોમ્પુટર ચાલુ કરવા આવડે છે કે નથી આવડતું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 તો બસ ટુ ખાલી કોમ્પુટર ચાલુ કરજે એકદમ સીખી જાય એક ફ્રી બીજા વ્યક્તિયો છે મારા અમને હું કયીશ કે તને સીખ્વાદશેય તો સવા નો સાડા પાંચ વાગે આયીસ તો કોમ્પુટર ચાલુ કરવાનું અને સાંજે સાડા પાંચ આયીને કોમ્પુટર બંદ કરી દેવાનું સારું તો એ કામ કાલ થી ચાલુ કરી દે તું મને સીખ્વાડ દેજે તો આપળે એનું પરમ દિવસ કે કાલ થી ચાલુ કરવા માટે આયી જયીશ પગાર જેટલું જોયતું હોય એટલું કેહ્જે ના ના એ તો નક્કી કર લેજો આપળે તુંકીધું ને પંદર થી પછીસ હાજર આપીશ તો એ હિસાબ આપીશ તારે પચીસ હાજર જોયતા હોય તો પચીઈસ હાજર પચચાસ હાજર જોયતા હોય તો પચ્ચાસ હાજર તારી મરજી તારે જે એવો ઈચ્છા તું તારે બોલ પેસા ની ચિંતા મત કરજે એ તો મને ખબર છે પેસા ને તારે ચિંતા નથી એમ તો પેસા આપી દેશે પણ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 દેખ આમ તો બાકી બીજા વસ્તુ પગાર અમને પાંચ દસ હાજર પાંચ હાજર જ આપું એના થી વધાર ના આપું તું મારા મિત્ર છે એટલે તારેં પચચાસ હાજર જોયતા હોય તો પચચાસ હાજર આપી દઉં છેલ્લે માં છેલ્લે પચચાસ હજાર મિત્ર બસ વાંધો નહી હા thank you ભાઈ એટલા બધા પેસા આપું કચું ને એટલા બધા કામ પણ નહી કરાવતા તો કઈ જગ્યા ઓફીસ છે તારી આબુ રોડ માટે ઓફીસ છે ઓફીસ નથી આ કોમ્પુટર ની લેબ છે scientists આવે બધા સવાર ના બધા કામ કરવા માટે પછી છોકરા તાય્પીંગ કરવા માટે આવે છે ને હા scientist ની લેબ છે હા scientist ત્યાં આવે છે તેમનું કામ કરવા માટે લેબ મારી છે આપું છું રેન્ટ માટે ઓકે ઓકે તો હું કાલ થી આયીસ જાયીસ કાલ થી સાડા પાંચ વાગે આયી ને કોમ્પુટર ચાલુ કરીને જજે અને સાંજે સાડા પાંચ થયા એટલે કોમ્પુટર બંદ કરી દેવાના ગમે એમાં બેઠું હોય ન બેઠું હોય એ નહી જોવાના કોમ્પુટર બંદ કરી તારે સાંજે દેખ અર્ધો કલાક થશે અને સવાર ના અર્ધો થશે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 હા ભાઈ સવાર ના દેડશો ને બ્સ્શો કોમ્પુટર છે અર્ધો કલાક થશે ને સાંજે એ કોમ્પુટર બંદ કરવાનું એમાં અર્ધો કલાક થશે વાંધો નહી એ હું કાલ થી ચાલુ કર દઈશું એને પગાર મહીને મહીને આપસો કે અઠવાડિયે કે આમ વર્ષે પગાર તારે આજે જોયીતે હોય આજે કઈ જા અડ્વાન્સ માં જોયતું હોય તો તને અડ્વાન્સ પણ આપી દયીસ ના ના અડ્વાન્સ મને નથી જોયીતું ખાલી એ તો પૂછું છું મને ખબર છે પેસા નું ટેન્સન નથી તારા ઉપર ટુ પેસા આપી દયીસ

સારું સારું

ફોન તો હું એના માટે કર્યું હોય કે આપળે ટેલી નું કોર્ષ કઈ જગ્યા કરવાનું સારું રેહ હે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 અમ તો અમદાવાદ સારું રેહ કારણ કે અમદાવાદ મોટી સીટી છે અને ત્યાં અમ વધાર સીખવા વાળા પણ ઘણા બધા હોય છે કે એ લોકો સારું મળી જશે હા તો તું તારા અમદાવાદ માં કાલે મારે કામ છે એટલે હું અમદાવાદ જાઉં છું મારે પાચળ આવજે ત્યાં હું તને એક બે ઓફીસ છે આપડી જેમ કે કેમ કાલ અમદાવાદ જાય છે તું અમદાવાદ મારે ફોર્તુંનર લેવાના છે એટલે નયી ફોર્તુંનર લાવાની છે કાલ હા નયી આયી છે બીજી રીજેન્દ્ર એક પીળી ફોર્તુંનર તો છે મારી પાસે કઈ કઈ ગાળિયો છે તું તો અમીર થઇ ગયો છે તાર તો ખુબ ફેક્તીરીયો ચાલે છે ને અમીર એ ઘણા બધા એમ ધંધા ખોલી દીધા છે એટલે દેખ મિત્ર મારી પાસે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 બીજું એક ફોર્તુંનર છે એક મેર્સીડીસ છે એક ઔડી છે અને એક હેન્ડોવ્ર છે ને હવે કાલે તારે નવી ફોર્તુનેર લેગેન્દ્ર લેવાની એજ લઇ ને કાલે નયી લેવાની છે ફોર્તુંનર લીધી એમ ભાઈ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 ત્યાં થી ઉઠાઉં તો મને સસ્તી પડે ને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 દેખ અયીયા જે કામ મેં તને વાત કરી એનું કામ અમદાવાદ માં પણ છે અમદાવાદ માં મારે ત્યાં છે લેબ એટલે તારે જો પાલનપુર માં કોર્ષ કરું હોય તો ટુ તારે પાલનપુર માં લેબ નું કામ કરજે કોમ્પુટર ચાલુ બંદ કરવાનું અને અમદાવાદ માં પણ લેબ છે તો અમદાવાદ માં થી કોર્ષ કરવું હોય તો અમદાવાદ માં ભી કામ કરજે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 હા તો અમદાવાદ માં તું ક્યાં રેહશે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 તય છે ને સ્પેશલ તારે જે કામ કાજ હોય જે ભી તારે હોય એ કહી દેજે તને જમવાનું અમ્વાનું બધું ફ્રી માં મળી જજે જમવાનું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 એજ તો વાંધો નહી હું તારે હોટેલ માં રહી જયીસ અને પેસા આપવા પડશે કે ચાલશે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 સારું સારું આ તો તુયે ખુબ સારી વાત કરી લીધી છે એટલે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 સારું સારું ખુબ ખુબ અભાર તારું ધન્નેવાદ એટલો બધો પગાર પણ આપે છે અને રેહવાનું પણ આપે છે ને આ બધું એટલું બધું કામ ભી નથી કરાવતો એટલે તું યાર મિત્ર છે તું મારે ઇટી માં વધારે છે એવો મિત્ર છે તો આપળે બન્ને અમદાવાદ જતા આયીયે અને જોયતા આયીયે કે કોઈ ટેલી નો કોર્ષ ને પછી ccc નો કોર્ષ સારા કરાવતા હોય તો અમે જોડાય જયીયે હા તો અમે બન્ને સાથે કરશું મારે પણ કરવાની ઈચ્છા છે સારું તો આપળે કાલે કેટલા વાગે જવાનું છે અમદાવાદ અમે એમ તું કેહ એટલા વાગે જયીયે આમતો હું પણ ફ્રી છું એટલે તુંતારા કામ થી ફ્રી થાય એટલે મને ફોન કરજે એટલે આપળે બન્ને જતા રહ્યે કાલે મારે fortuner લેવાનું સાડા દસ વાગ્યા નું મુરત છે એટલે મારે સાડા દસ વાગયે પોહચી જવું પડશે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 આપતો દેખ બસ માં જયીશું તો ચાર કલાક થઇ જશે તો મેં મારી જે મેર્સીડીસ છે એ લયીશું એટલે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

કસો વાંધો નહી ભાઈ તારે સવારે ઉઠી ને મને ફોન કરજે મિત્ર હું તને લેવા આયી દયીસ તને ખબર છેને ત્યાં કોઈ સારું ક્યાં કોર્ષ કરાવે છેને દુકાનો માં અરે યાર એ આખો આખો કોમ્પુટર વાળું મારું છે જે કોર્ષ કરાવે છે એ ભી મારું છે ચિંતા મત કર અને કાલે મને ફોન કરજે સવારના ઉઠી ને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 આપળે બન્ને જઈશું અને ત્યાં થી કોર્ષ નું માટે ડીતો બધું લય લેશું

તું જ મને ફોન કરજે ને સવારે વેહલા

સારસ બેલડી સમાચાર તો ઘણા વહેલા આવી ગયા હતા અનુપમી લા સ્લઈને ગાડી અકસ્માતના સ્થળેથી નીકળી ત્યારના બસ ત્યારથી જ વિકી જાણે કે ગાડી ત્યાં જ હતી. તેને કશું જ ભાન થયું નતું ગમે તેમ બબડાટ કરતી હતી સારસ બિલ્ડી ગારમેન્ટ નું admited સરસ બિલ્ડી નું પ્રસંગ જાણે કે તેની સામેથી ખસતો જ ન હતો પ્રેમ કીડાના મગ્ન અને મસ્ત સારસ બિલ્ડી શિકારીની નજરે ચઢે છે તેને શિકાર કરવાની લાલચ થાય છે તે બાળ ચઢાવે છે સારસ ગોથું ખાઈને પડે છે તેને તેના હૃદય ઉપર જ બાણ વાગે છે અને ત્યારે ત્યાં જ તેના પ્રાણ ઊડી જાય છે તેના પાછળ તેની પાછળ જ માસથી માથા પછાડી પછાડીને મૃત્યુ પામે છે એટલો બધો પ્રેમ હતો સાચી વાત છે. નીતિને લાગે છે કે તે પણ હવે તેના અનુપ વગર નહીં જીવી શકે તેનો અનુપ સાથેનો પ્રેમ કંઈ સારસ બિલ્ડીંગ કરતા ક્યાં ઓછો હતો? નાના સદન તેના કરતાં પણ વધારે હતો જે અનુપ ની લાશ જોઈને ન જીવી ન જીવી શકે તે સહન કરી શકશે જ નહીં કદાચ તેનું હૃદય પણ બંધ થઈ જશે કદાચ સાવિત્રીની માફક તે પણ અનુપમની પાછળ પાછળ જ જશે. કાં તો અનુપમ ના વિરહ માં તે પોતાનો પ્રાણ પ્રાણ ત્યાગી દેશે અથવા તો પછી યમરાજા સાથે લડીને પણ અનુપનો જીવ પાછો લઈ જશે લઈ આવશે. ના ના તે પોતાના અનુપ વિના ક્યારે જીવી શકશે નહીં અનુપ પ્રત્યેનો આત્મા હતો અનુપ વિનાનું જીવન એટલે બસ આત્મા વિનાનું ખોડિયું આત્મા વિના દેહનું કોઈ અસ્તિત્વ નહીં જ હોતું તેનો કોઈ ઉપયોગ જ નથી તેને માત્ર અને માત્ર બાળી મૂકવા સિવાય કોઈ જ રસ્તો નથી તે અનુપ વિના ક્યાંથી જીવી શકે બે દે એક કણ હતા ત્યારે સારસ બિલ્ડીંગની છોડી હતી અનુપમને પામવા માટે તેણે કેટલો કેટલો સંઘર્ષ કર્યો હતો? માત્ર તેણે એકની એક નહીં પણ અનુપે પણ બંને દુનિયા સામે લડ્યા હતા કુટુંબ સાથે લડ્યા હતા પણ તે એક થયા હતા. love merrage હતું તેનું સાથે અનુપજીવી માંથી આવતું તો કે તેનું સ્પર્શ પણ બ્રાહ્મણ જ્ઞાની માટે વર્ચિત હતો. તો પણ નિકી પાછી પડે એમ નથી તેને તેની માએ તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી પણ એકની બે નથી થઈ. વહેતો માત્ર એક જ હઠ લીધી હતી પણું તો અનુપમને જ બાકીના બધા જ પુરુષો તેના માટે ભાઈ હતા મા બાપ જો અનુપ સાથે પરણવાની મંજૂરી નહીં આપે. તો તે જીવનભર કુવારી રહેશે અથવા તો ભાગીને લગ્ન કરશે માં આપઘાત કરવા માગતી હોય તો ભલે તે પણ માની પાછળ જ આપઘાત કરી લેશે પણ છે તો અનુપમ સાથે જ આટલું અધૂરું હોય. તેમ તેની જ્ઞાતિના આગેવાનો પણ ભેગા થયા હતા અને તેણે આવી હતી તેમનો પણ એક જ છોર હતો કે નીકી લગ્ન કરવા હોય તો બીજા કોઈ પણ જ્ઞાતિના દોસ્ત સાથે કરી શકે પંજો ને તેમાં કોઈ વાંધો નહીં પણ અનુપ ત્યાનું જ્ઞાતિમાં તો નહીં જ અને જો તે પંચની ઉપરવટ જઈને પણ અનુપ સાથે લગ્ન કરશે તો તેના કુટુંબોને ઘરને જ્ઞાતિ બાર મૂકવામાં આવશે. તેના ઘર અને કુટુંબ સાથેનો જ્ઞાતિ નો સંબંધ સમગ્ર વ્યવહાર વાટકી વ્યવહાર અને બેટી વ્યવહાર કાપી નાખવામાં આવશે કોઈ તેમના ઘરનું પાણી પણ પીશે નહીં છતાં તે અડગ રહી હતી. તેને તું સેજ પણ નમતું આપ્યું ન હતું માત્ર એટલું જ નહીં પણ અનુપને પણ હિંમત આપી હતી. મક્કમ અને અડગ રહેવાની શિખામણ આપી હતી. અરે એ તો ઠીક પણ ભાગીને લગ્ન થયા પછી કોઈ એમના ભાડે ઘર આપવા તૈયાર ન હતું તો તેણે ગામ બદલી નાખ્યું. શરૂઆતમાં તો બંને જણ મજૂરી કરતા હતા નિકી પણ લોકોના ઘેર કપડા વાસણ પોતા કરતી હતી ખાવાનું ના હોય તો એક એક બે ટંક તેમને ઉપવાસ કરીને વિતાવી હતી. પછી ધીરે ધીરે અનુપે પોતાની કારીગરી બતાવી હતી. દુકાન ભાડે રાખી ગેરેજ ખોલ્યું હતું. ધંધો હમણાં જ જામ્યો હતો હજુ તો હમણાં જ સુખના દિવસો આવ્યા હતા ત્યાં જ આ અકસ્માત થયું. નિકિના માથે જાણે કે આપ તૂટી પડ્યું તેની સમક્ષ નજર પેલી સારસ બેલડીની animated film વારંવાર ફરવા માંડી નાના નહીં જીવી શકે તે પોતાના અનુપ વિના પોતાના પ્રેમ વિના તે ચીસો પાડતી હતી તે ચીસો પાડતી હતી. માથા પછાડતી હતી પણ તે કંઈ ઊગશે તેમ નતું તેના મોઢે તો લોકો તેના પ્રેમનો વખાણ કરતા પણ પાછળના બાણે તો તેમનો દૃષ્ટ ગણતા હતા. પછી અનુપની લાશ ઘરમાં આવી ઓળખાય એવી પણ એ લાશ નોહતી છતા પણ કાન પાસેના મસા ઉપર થી અને છાતી ઉપર ના લાખા ઉપરથી લાશ ઓળખી પાસે જ તેણે પડતું મૂક્યું ઊભીને ઉભી જ એ ધરતી પર પછડાઈ આંખે અંધારા આવી ગયા કોઈકે જાણે તેને ઊંડા કૂવામાં ધકેલી દીધી હતી અંધારો કુવો ચીબરીની ચમક કૂતરાના રડવાના અવાજ